લીબરઓફીસ મેથના આ મૌખિક ટ્યુટોરીઅલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીઅલમાંઆપણે આ શીખીશું
સૂત્ર લખવા અને સૂત્રમાં ફોર્મેટિંગ કરવા માર્ક અપ લેન્ગવેજ160 ફોન્ટ્સઅલાઈનમેન્ટગોઠવણી અને સ્પેસીંગઅંતર રાખવું
છેલ્લા ટ્યુટોરીઅલમાંઆપણે મેથ માટે માર્ક અપ લેન્ગવેજ નો પરિચય આપ્યો હતો
હવે ચાલો માર્ક અપ લેન્ગવેજ વિશે વધુ શીખીએ
ચાલો પહેલા એક રાઈટર ડોક્યુમેન્ટ ખોલીએ અને પછી મેથ એપ્લીકેશનને રાઈટરમાં બોલાવીએ
જો રાઈટર પહેલેથી જ ખૂલું હોયતો ઉપર દેખાતા ઇન્સર્ટ menuઇન્સર્ટ મેનુ ઉપર ક્લિક કરી અને પછી Objectઓબ્જેક્ટ ક્લિક કરી Formulaફોર્મ્યુલા પસંદ કરો
જો રાઈટર ખૂલું ન હોય તોઆપણે તેને વિન્ડોઝ સ્ટાર્ટ menuવિન્ડોવ્ઝ સ્ટાર્ટ મેનુમાંથી મેળવી શકીએ છીએ
સૂત્ર લખવા માટેની સરળ પદ્ધતિ છે એલિમેન્ટ્સ windowએલીમેન્ટ્સ વિન્ડોવનો ઉપયોગ કરવો
પણ સૂત્ર લખવાનો હજી વધુ ઝડપી માર્ગ છે ફોર્મ્યુલા એડિટરમાં સીધું માર્ક અપ લેન્ગવેજ લખવું
કારણકે જેમ આપણે અંગ્રેજીમાં સૂત્ર વાચતા હોઈએ છીએ તે જ ધબથી માર્ક અપ લેન્ગવેજ સૂત્રનો સમાવેશ કરે છે
ઉદાહરણ તરીકે4 ઇન્ટો 3 એટલેકે ૪ ગુણ્યા ૩ લખવાઆપણને ફોર્મ્યુલા એડિટર વિન્ડોમાં ફક્ત 4 ટાઇમ્સ 3એટલે કે ૪ વાર ૩ લખવું પડશે
પછીના ઉદાહરણ ઉપર જતા પહેલાચાલો અહીં એક બ્લેન્ક લાઈન એટલેકે ખાલી લીટી ઉમેરીએ
ખાલી ન્યૂલાઇન માર્કઅપ લખો અને તમે જોઈ શકો છો કે નવી લીટી રાઈટરના ગ્રે બોક્સ વિસ્તારમાં દાખલ થાય છે
ચાલો લખીએ સોમે મોરે એક્ઝામ્પલ formulae ન્યૂલાઇન
સુવાચ્યતા માટે આપણે એક વાર એન્ટર કળ દબાવીશું
અને લખીએ એક્સ ગ્રેટર થાન ઇક્વલ ટીઓ ય
અહીં આપણે સૂત્રને આંક પણ આપીશું
તો ચાલો લખીએ 1
એક્સ ગ્રેટર થાન ઇક્વલ ટીઓ ય ન્યૂ lineએન્ટર દબાવીએ
નોંધ લો કે રાઈટર ગ્રે બોક્સ રીફ્રેશ થયું છે અને લખાણ કેન્દ્રિત થયા છે
હવે લખીએ160 એ ટીઓ થે પાવર ઓએફ 2
અને માર્ક અપ છે 2
એ એરો પોઇન્ટિંગ અપવર્ડ 10 ન્યૂ લાઇન અને એન્ટર કળ દબાવીએ
રાઈટર ગ્રે બોક્સમાંના ગાણિતિક ચિહ્નની નોંધ લો
હવે લખીએ સ્ક્વેર રૂટ ઓએફ 16 4 હવે લખીએ 3
સ્ક્ર્ટ 16 વિથિન કર્લી બ્રેકેટ્સ ઇક્વલ્સ 4 ન્યૂ લાઇન
એન્ટર કળ દબાવીએ
આ સૂત્રને રાઈટર ગ્રે બોક્સમાં જુઓ
બરાબર છેચાલો હવે એ1 એ2 એ3 સો ઓન એએન નિર્દેશ કરવા એ સફિક્સ ન માટે એક સમેશન સિમ્બોલ એટલેકે સરવાળાનું ચિહ્ન લખીએ
અને માર્ક અપ છે160 4
સુમ એ અંડરસ્કોર ન ન્યૂ lineએન્ટર દબાવીએ
હવે ચાલો ફંક્શન સાથેનું ઇન્ટિગ્રલ લખીએ
ઇન્ટિગ્રલ ફ એક્સ ડી એક્સ લખવામાર્ક અપ છે5
ઇન્ટ એફએક્સ ડીએક્સ ન્યૂલાઇન
અને રાઈટર વિસ્તારમાં ઇન્ટિગ્રલ ચિહ્નની નોંધ લો
હવે ચાલો આપણા કામનો સંગ્રહ કરીએઉપર ટોચે આવેલા ફાઇલ menuફાઈલ મેનુ ઉપર જઈએSaveસેવ ઉપર ક્લિક કરીએ
ડોક્યુમેન્ટનું નામ MathExample1મેથએગ્ઝામ્પલ 1 આપીએ
હવે ચાલો આપણે લખેલા સૂત્રોને ફોરમેટરચના શૈલીકેવી રીતે કરવા તે શીખીએ
ધ્યાનથી જુઓ કે તેઓ બધા કેન્દ્રમાં છે અને તેમની વચ્ચે બહુ ખાલી જગ્યા નથી
રચના શૈલીમાં વિવિધ ફેરફારો કરવા આપણે ટોચે આવેલા ફોર્મેટ menuફોરમેટ મેનુનો ઉપયોગ કરી શકીએ
ચાલો પહેલા બધા સૂત્રોને ડાબી તરફ ગોઠવીએ
આ માટેFormat મેનું ઉપર ક્લિક કરીએ અને પછી Alignmentઅલાઈનમેન્ટ પસંદ કરીએ
નવી વિન્ડોવમાંLeft વિકલ્પ પસંદ કરીએઅને ઓક બટન ઉપર ક્લિક કરીએ
નોંધ લો સૂત્રો ડાબી તરફ ગોઠવાય ગયા છે
આપણે ફોન્ટ સ્ટાઈલ એટલેકે અક્ષર પ્રકારને ફોર્મેટ મેનું નીચેના Fontsને પસંદ કરી બદલી શકીએ છીએ
અહીં આપેલા વિવિધ વર્ગો જુઓ160 આપણે ચલો માટે કોઈ એક ફોન્ટ પ્રકાર વિધેયો માટે અન્ય પ્રકાર નંબરો અને લખાણ માટે અન્ય પ્રકાર એ રીતે સુયોજિત કરી શકીએ છીએ
ફોન્ટ સ્ટાઈલ બદલવા માટેModify બટન ઉપર ક્લિક કરો અને કેટેગરી વેરિએબલ્સ પસંદ કરો
લિસ્ટ boxમાં એરિયલ બ્લેક પસંદ કરો અને ઓક ઉપર ક્લિક કરો
અને ઓક બટન ઉપર ક્લિક કરી આ ફોન્ટનો સંગ્રહ કરો
હવે રાઈટર ગ્રે બોક્સમાંના ફોન્ટના ફેરફારોની નોંધ લો
સૂત્રોના ફોન્ટની સાઈઝ એટલેકે માપ વધારવા ફોર્મેટ મેનું ઉપર જઈ ફોન્ટ સાઇઝ ઉપર ક્લિક કરો
ચાલો બસે સાઇઝ વધારી 18 પોઇન્ટ કરીએOk પર ક્લિક કરો
આપણે અન્ય બીજા વર્ગો જેવા કે લખાણ એટલેકે ટેક્સ્ટ અથવા અનુક્રમણિકા એટલેકે ઇન્ડેક્સ અથવા ઓપરેટરોના સંબંધિત માપો બદલી શકીએ
આપણે ફોન્ટ સાઈઝમાં કરેલા બધા ફેરફારોને અન્ડું એટલેકે પહેલા જેવા કરવા ડિફોલ્ટ બટનનો ઉપયોગ કરી શકીએ છીએ
સૂત્રોમાં થતા અક્ષર માપના ફેરફારો જુઓ
આગળચાલો સૂત્રોમાંની સ્પેસીંગ એટલેકે ખાલી જગ્યામાં ફેરફારો કરીએ
ફોર્મેટ મેનું ઉપર ક્લિક કરી સ્પેસિંગ પસંદ કરો
ચાલો સ્પેસીંગ બદલીએ લાઇન સ્પેસિંગ અને રૂટ સ્પેસિંગ 20 કરીએ
જેવું આપણે સ્પેસિંગ ટાઇપ ઉપર ક્લિક કરીએ છીએકેન્દ્રમાં રહેલી નાની આકૃતિ સ્પેસીંગ ટાઈપનું સ્થળ બતાવે છે
ફરી આપણે આ કરવા વિવિધ વર્ગોમાંથી સ્પેસીંગ ટાઈપ પસંદ કરી શકીએ છીએઆ કરવા માટે ચાલો કેટેગરી બટન ઉપર ક્લિક કરીએ
અથવા આપણે કરેલા ફેરફારોને અન્ડું કરવા ડિફોલ્ટ બટન નો ઉપયોગ કરો
ચાલો હવે ઓક બટન ઉપર ક્લિક કરીએ
અને રાઈટર ગ્રે બોક્સમાં સ્પેસીંગમાં થતા ફેરફારોને જુઓ
હજી વધારે ફોર્મેટિંગ એલિમેન્ટ્સ windowમાં ઉપલબ્ધ છે
ચાલો વ્યૂ menuમાંથી એલિમેન્ટ્સ windowને લાવીએ
અહીંcategoriesની બીજી હરોળમાંના છેલ્લા ચિહ્ન ઉપર ક્લિક કરીએ
અહીં ટૂલટીપ કહે છે ફોર્મેટ્સ
અહીં આપણે સબસ્ક્રિપ્ટ્સ અને સુપરસ્ક્રિપ્ટ્સ alignmentsમેટ્રિક્સ ન્યૂ લાઇન્સ અને gapsની સ્થળ નિયુક્તિ પસંદ કરી શકીએ છીએ
ચાલો પાંચમાં ઉદાહરણમાં લોંગ ગેપ એટલેકે લાંબી ખાલી જગ્યા મુકીએઆંક 5
પછી ક્લિક કરીએ
પછી એલિમેન્ટ્સ વિન્ડો માંથી ફોર્મેટ્સ ઉપર ક્લિક કરી લોંગ ગેપ ઉપર ક્લિક કરો
લાંબી ખાલી જગ્યા માટેનું માર્ક અપ છે ટિલ્ડ અક્ષર છે અને નાની ખાલી જગ્યા માટે તિરાય અક્ષર છે
આંક 5
પછીની નવી ખાલી જગ્યા જુઓ
તો આ રીતે આપણે આપણા સૂત્રોને ફોરમેટ કરી શકીએ છીએ
મેથ જેટલા પણ ફોર્મેટિંગ વિકલ્પો પુરા પાડે છે તે બધાને વાપરીને જુઓ
ઠીક છે તો અહીં તમારા માટે એક અસાઇનમેન્ટ છે
રાઈટર વિન્ડોવમાં માર્કઅપનો ઉપયોગ કરી આ પ્રમાણેના સૂત્રો લખો
જરૂર પડે તો એલિમેન્ટ વિન્ડોવનો ઉપયોગ કરો
સમેશન ઓએફ એક્સ ટીઓ થે પાવર ઓએફ 2 સિન ટીઓ થે પાવર ઓએફ એક્સ પ્લસ કોસ ટીઓ થે પાવર ઓએફ એક્સ 1 એલિમેન્ટ્સ વિન્ડોમાં ફંકશન્સ વર્ગનો ઉપયોગ કરો અગાઉની સ્લાઈડથી ચાલુ રાખતા લખીએ સમેશન ફ્રોમ 1 ટીઓ ન ઓએફ એક્સ સરવાળા માટે મર્યાદા સુયોજિત કરવા માટે ઓપરેટર્સ કેટેગરી નો ઉપયોગ કરો ફોન્ટ એરિયલ અને માપ 18 પોઇન્ટ સાથે બદલો અને સંકેતો વચ્ચે વધુ અંતર પૂરું પાડો
અહીં લીબરઓફીસ મેઠમાં માર્ક અપ લેન્ગવેજ અને ફોર્મુલા ફોર્મેટિંગ પરના આ મૌખિક ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
સારાંશ માટે આપણે શીખ્યા સૂત્ર લખવા અને સૂત્રમાં ફોર્મેટિંગ કરવા માર્ક અપ લેન્ગવેજ160 ફોન્ટ્સઅલાઈનમેન્ટગોઠવણી અને સ્પેસીંગઅંતર રાખવું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
આઇઆઇટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું શિવાની ગડા વિદાય લઉં છું
જોડવા બદલ આભાર